C માં સ્ટેટિક મેમ્બર્સ સ્ટેટિક મેમ્બર્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું સ્ટેટિક કીઓવર્ડ સ્ટેટિક કીવર્ડ સ્ટેટિક વેરિએબલ સ્ટેટિક વેરીએબલ સ્ટેટિક ફંકશન સ્ટેટિક ફંક્શન આપણે આ બધું ઉદાહરણો વડે દર્શાવીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો સ્ટેટિક નાં પરિચયથી શરૂઆત કરીએ
પ્રથમ ઓબ્જેક્ટ ઓબજેક્ટ બનવા પહેલા સ્ટેટિક વેરિએબલ્સ સ્ટેટિક વેરીએબલો શૂન્ય પર ઈનીશલાઈઝ થાય છે
સમગ્ર પ્રોગ્રામ માટે સ્ટેટિક વેરીએબલની ફક્ત એક જ નકલ હાજર રહે છે
તમામ ઓબજેક્ટો તે વેરીએબલને વહેંચી લેશે
પ્રોગ્રામની સમાપ્તિ સુધી તે મેમરીમાં સચવાઈ રહેશે
સ્ટેટિક ફંકશન્સ સ્ટેટિક ફંક્શનો સ્ટેટિક ફંક્શનને કોઈપણ ઓબજેક્ટ પર આધાર રાખ્યા વિના પોતેથી બોલાવી શકાય છે
સ્ટેટિક ફંક્શનને એક્સેસ કરવા માટે આપણે વાપરીએ છીએ ક્લાસનેમ ક્લાસનામ સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર અને staticfunction સ્ટેટિકફંક્શન ચાલો સ્ટેટિક મેમ્બરો પર ઉદાહરણ જોઈએ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
આપણી ફાઈલનું નામ સ્ટેટિક ડોટ સીપીપી છે તેની નોંધ લો
ચાલો અત્યારે હું કોડ સમજાવું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ
ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ સ્ટેટેક્સ
આમાં આપણી પાસે બિન સ્ટેટિક વેરીએબલ એક્સ એ પ્રાઇવેટ પ્રાઈવેટ તરીકે જાહેર થયેલ છે
ત્યારબાદ આપણી પાસે સ્ટેટિક વેરીએબલ સુમ એ પબ્લિક પબ્લિક તરીકે જાહેર થયેલ છે
આ છે આપણું કન્સ્ટ્રક્ટર સ્ટેટેક્સ
આમાં આપણી પાસે અનુક્રમે વધનારું સુમ છે
ત્યારબાદ સુમ ની વેલ્યુ એક્સ માં સંગ્રહીત થાય છે
અહીં આપણી પાસે સ્ટેટિક ફંકશન સ્ટેટ છે
આમાં આપણે સુમ પ્રીંટ કરીએ છીએ
ત્યારબાદ આપણી પાસે છે ફંકશન નંબર ફંક્શન ક્રમાંક
અહીં આપણે પ્રીંટ કરીએ છીએ ક્રમાંક એક્સ ક્લાસ અહીં બંધ થાય છે
સ્ટેટિક વેરીએબલને વૈશ્વિક રીતે જાહેર કરવા માટે આપણે સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર વાપરીએ છીએ
સ્ટેટિક વેરીએબલને એક્સેસ કરવા માટે આપણે આપેલ રીતે લખીએ છીએ ડેટાટાઇપ ક્લાસનેમ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એન્ડ સ્ટેટિક વેરિએબલ નામે
હવે સંગ્રહ વેરીએબલ સુમ ને ફાળવવામાં આવે છે
તે 0 પર ઈનીશલાઈઝ થાય છે
આ આપણું મુખ્ય ફંક્શન છે
અહીં આપણે ક્લાસ સ્ટેટેક્સ નાં ઓબજેક્ટો બનાવીએ છીએ
ઓ1 ઓ2 અને ઓ3 આ રીતે
ત્યારબાદ આપણે ઓ1 ઓ2 અને ઓ3 ઓબજેક્ટોનો ઉપયોગ કરીને ફંક્શન ક્રમાંક બોલાવીએ છીએ
સ્ટેટિક ફંક્શન સ્ટેટ અહીં એક્સેસ થાય છે
ક્લાસ નામ અને સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરીને
અહીં આપણે સ્ટેટિક વેરીએબલ સુમ પ્રીંટ કરીએ છીએ
અને આ રીટર્ન સ્ટેટમેંટ છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા ટાઈપ કરો g સ્પેસ સ્ટેટિક ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ સ્ટેટ અને Enter દબાવો
ટાઈપ કરો stat
Enter દબાવો આઉટપુટ આપેલ રીતે દેખાય છે નંબર is 0 1 2 રિઝલ્ટ is 3 નોવ સ્ટેટિક વર સુમ ઇસ 3 હવે હું આઉટપુટ સમજાવીશ ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું
અહીં પ્રથમ તો ક્રમાંકની વેલ્યુ 0 છે એટલે કે એક્સ એ 0 છે
પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ 0 તરીકે આપે છે
ત્યારબાદ આપણી પાસે વેલ્યુ 1 તરીકે છે એટલે કે x1 બીજો ઓબજેક્ટ વેલ્યુ 1 તરીકે આપે છે
અને ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ 2 તરીકે આપે છે
ત્યારબાદ આપણે સ્ટેટ ફંક્શન બોલાવીએ છીએ જે સુમ ની વેલ્યુ આપે છે
રિઝલ્ટ ઇસ સુમ
અહીં સરવાળામાં વધારો થાય છે અને તે એક્સ માં સંગ્રહાય છે
તેથી વેલ્યુ 3 આપી છે
આમ આપણી પાસે અંતિમ આઉટપુટ છે
સ્ટેટિક વર સુમ ઇસ 3
હવે ચાલો અહીં બીજો એક ઓબજેક્ટ ઓ4 તરીકે બનાવીએ
ઓબ્જેક્ટ ઓ4 નો ઉપયોગ કરીને હું ફંક્શન નંબર બોલાવીશ
સવે પર ક્લિક કરો
ચાલો એક્ઝીક્યુટ કરીએ
એરો કીને બે વાર દબાવો
ફરીથી એરો કી બે વાર દબાવો
તમે જોઈ શકો છો રિઝલ્ટ ઇસ 4
નોવ સ્ટેટિક વર સુમ ઇસ 4 કારણ કે 4થુ ઓબજેક્ટ બની ગયું છે
અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે
સ્લાઈડ પર પાછા આવીએ
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટેટિક કીવર્ડ સ્ટેટિક કીવર્ડ સ્ટેટિક વેરિએબલ સ્ટેટિક વેરીએબલ ઉદા
સ્ટેટિક ઇન્ટ સુમ સ્ટેટિક ફંકશન સ્ટેટિક ફંક્શન
સ્ટેટિક વોઇડ stat એસાઇનમેંટ તરીકે એક ક્લાસ બનાવો જે કે સ્ટેટિક વેરીએબલને જાહેર કરે
વેરીએબલને ઘટાડો અને વેલ્યુ પ્રીંટ કરો
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું
અમને જોડાવાબદ્દલ આભાર